ત્રિસ્તરીય શાસન પદ્ધતિ દાખલ કરવામાં આવી તો યાદ રાખજો મિત્રો એક બાબતે કે ભાઈ ત્રિસ્તરીય શાસન પદ્ધતિ ની શોધ કોને કરી એ ના જનેતા જન્મદાતા કોણ હતા તો sir લિઓની કોટિસ sir લિયોનિસ કોટી લિઓની sorry sir લી~લિઓની ત્રિસ્તરીય શાસન પદ્ધતિના જનેતા હતા લાગુ કયા અધિનિયમ થી ભારત ના પ્રાંતોમાં ઓગણીસો ને ઓગણીસ

સાથે સાથે સંપ્રદાય નિર્વસન પદ્ધતિ નો વિસ્તાર થયું સંપ્રદાય નિર્વસન પદ્ધતિ એટલે શું તો આગળ જેમ અપડે વાત કરી એમ કે ભાઈ ઓગણીસો ને નવ માં સુધારમાં જેમ મુસ્લિમો માટે અલગ મતદાન મંડળ હતું એમ અલગ અલગ ધર્મ માટે અલગ અલગ મતદાન મંડળો ની વ્યવસ્થા ઓગણીસો ઓગણીસ ના સુધારા માં અપદને જોવા મળે છે તો ભારત સરકાર અધિનિયમ ઓગણીસો ઓગણીસ મોન્ટેન્ગ ચેમફેર્ડ સુધારામાં તે બાબતો પ્રાંતોમાંથી પદ્ધતિ દાખલ કરાઈ પ્રત્યેક વિષય ને બે ભાગ માં વિભાજીત કરાવી સંપ્રદાય નિર્વાચન પદ્ધતિનો વિસ્તાર કરતો ત્યારબાદ છે ભારત ભારત સરકાર અધિનિયમ ભારતના બંધારણ પર જો કોઈ કાયદાની અધિનિયમની સૌથી વધારે અસર હોય તો એ છે ભારત સરકાર અધિનિયમ એટલે કે આ કાયદો જે છે એ લગભગ મોટાભાગનું ભારતીય બંધારણમાં આપણને જોવા મળશે

ભારત સરકાર અધિનિયમ અંતર્ગત બ્રિટિશ જેટલા પણ પ્રાંતો હતા એ સાથે સાથે દેશી રજવાડાઓ જે હતા તે એમનું સંકલન કરી અને ભારતીય સંવાદ એક આખું ભારત ભારત સંઘની રચના કરવામાં આવી સાથે સાથેનાત્મક પદ્ધતિ પ્રાંતોમાં લાગુ હતી જે દ્રીત અજ્ઞાત્મક પદ્ધતિ પ્રાંતોમાં લાગુ હતી એ કયો લાગુ કરવામાં આવી કેન્દ્રમાં એટલે કે કેન્દ્રમાં પ્રીત જનનાત્મક વ્યવસ્થા લાગુ કરવામાં સ્ત્રી પુરુષો માટે તમામ મતાધિકાર ફ્રી હોય કે પુરુષ દરેકને મત આપવાનો સમાન અધિકાર ભારતમાં સૌપ્રથમ કઈ પ્રણાલી સ્ત્રી સજનાત્મક

ઇન્ડિયા તરીકે ઓળખીએ છીએ યાદ રાખજો કે ભાઈ આરબીઆઈની સ્થાપના કયા એક અંતર્ગત થઈ છે તો કરો પણ એ આરબીઆઈનું પોતાનું એક અલગ એક્ટ છે કે જેને આપણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એક્ટ કહીએ છીએ એ અંતર્ગત તો સંગીય બેંકની સ્થાપના થંગીએ બેંકે જે હાલમાં તરીકે ઓળખીએ છીએ આરબીઆઈ તરીકે ઓળખીએ તો આ ભારતીય ભારત સરકાર અધિનિયમ ની કેટલીક જોગવાઈઓ હતી ત્યારબાદ છે ઓગસ્ટ પ્રસ્તાવ કે જે માં કોના દ્વારા રજૂ થર કરવામાં આવ્યું? તો તત્કાલીન વાઇસરોય લોર્ડ લીલિતો દ્વારા ઓગસ્ટ ના રોજ રજૂ કરવામાં આવ્યો કે જેને ઓગસ્ટ ના રોજ રજૂ કરવામાં આવ્યો હોવાથી એટલે કે ઓગસ્ટમાં રજૂ કરવામાં આવ્યો હોવાથી ઓગસ્ટ પ્રસ્તાવ તરીકે આપણે ઓળખીએ છીએ એમાં એમને કઈ કઈ જોગવાઈઓ કરી હતી તો સૌથી પહેલા એમને એવું કીધું કે ભઈ ભારત માટે ડોમેનિયન સ્ટેટ નું લક્ષ રાખવામાં આવશે સાથે સાથે યુદ્ધ પછી બંધારણ સભાની રચના કરવામાં આવશે તો આપણે યાદ રાખવાનું છે બંધારણ સભાનું સ્વીકાર સૌપ્રથમ કયા અધિનિયમ અંતર્ગત હેઠળ થયું સ્થાપનાની વાત નથી કરતા આપણે મિત્રો માત્ર સ્વીકારની વાત છે તો સ્વીકાર કયા અધિનિયમ હેઠળ થયો? સૌપ્રથમ ઓફિસિયલ તો બંધારણ સભાની રચના થશે એવો ઓગસ્ટ તો બે જોગવાયો ખાસ ક્યાં કોના દ્વારા કેબિનેટ મંત્રી દ્વારા રજુ કરવામાં આવે ત્યારે ઇ. સ માં ઓગણિસો ને બેતાળીસમાં સ્ટેફેદ દ્વારા લાગુ કરવામાં આવી એમાં કઈ કઈ જોગવાઈઓ હતી તો સૌથી પહેલા ભારતમાં બંધારણીય રચના કરવામાં આવશે પણ એ બંધારણ કોના દ્વારા બનશે તો ભારતના લોકોની બંધારણ ભાગ દ્વારા એનું રચના કરવામાં આવશે ભારત એક સંઘ હશે રજવાડા ભારતમાં ન જોડાવા માંગતા હોય તેમની સ્વતંત્ર રહેવાની પણ એમાં છૂટ આપવામાં આવી હતી તો આ જોગવાઈઓએ સામો હતી આ બધી જોગવાઈઓ જોવા મળે છે ત્યારબાદ રાજગોપાલાચારી ફોર્મ્યુલા આવી એટલે કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે જે પણ સંઘર્ષ હતા એને ભેગા કરવા એટલે કે સહયોગ વધારવા માટે કયું ફોર્મુલા રજૂ કરવામાં આવી રાજગોપાલાચારી એમાં એમને મુસ્લિમ લીગ અને ભારતીય કોંગ્રેસ દ્વારા સ્વતંત્રતાની માગણી સમર્થન કરવામાં આવી યુદ્ધ પછી મુસ્લિમ બહુમતી દ્વારા જેટલા પણ વિસ્તારો છે એ વિસ્તારોમાં જન્મત નિવાસે એ પણ એમની રાજગોપાલ જરી ફોર્મ્યુલામાં રજૂ કર્યું અને ભારતની સ્વતંત્રતા મળી સમર્થન કરવામાં આવી યુદ્ધ પછી મુસ્લિમ બહુમતી દ્વારા જેટલા પણ વિસ્તારો છે એ વિસ્તારોમાં જન્મત નિવાસે એ પણ એમની રાજગોપાલ જરી ફોર્મ્યુલામાં રજૂ કર્યું અને ભારતની સ્વતંત્રતા મળી ત્યારબાદ વેવેલ યોજના ઓગણિસઓને પિસ્તાલીસ કોના દ્વારા રજુ થઈ લોર્ડ વેવેલ દ્વારા જૂન માં ખાસ

એમને એમાં શું જોગવાઈ કરી કે જો સુધી ભારતીય બંધારણના રચાય એટલે કે ભારતીય બંધારણની રચના ન થાય

મુખ્ય તેના પતિ છે આ બે પદ કોના પાસે રહેશે બ્રિટન પાસે રહેશે બાકીના બધા જ પદો જે છે એનું શું કરવામાં આવશે ભારતીય ચલણ કરવામાં આવશે આ કઈ યોજનામાં કીધું આપણને વેવેલ યોજના કોની રજૂ કરી લોર્ડ વેવેલ ક્યારે જૂન કઈ જગ્યાએ શિમલા ખાતે ત્યારબાદ કેબિનેટ મિશન યોજના એટલે કે ઇંગ્લેન્ડના એ વખતના વડાપ્રધાન એટલી દ્વારા કેબિનેટ કક્ષાના ત્રણ મંત્રીઓ લોર્ડ પેથિક લોરેન્સ દર સ્ટેફર્ડ ક્લિપ્સ અને એવી એલેક્ટ્રાન્ડ

બ્રિટિશ ભારત અને દેશી રજવાડાઓને ભેળવી અને ભારત સંઘ ની રચના કરવામાં આવશે સાથે સાથે ભારતની બંધારણ સભાની રચના તો યાદ રાખજો ભારતની બંધારણ સભાની રચના કઈ યોજના હેઠળ થયેલી છે તો કેબિનેટ મિશન અને સૌ પ્રથમ સ્વીકાર કઈ યોજના હેઠળ યાદ રાખજો ખાસ કે હાલમાં અથવા તો જે વખતે ભારતની બંધારણ સભાની રચના થઈ તે બંધારણ સભાની રચના કયા અંતર્ગત અથવા તો કઈ યોજના અંતર્ગત થઈ હતી? તો કેબિનેટ મિશન યોજના

વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન પરંતુ ઉપસભાપતિ કોણ હતા તો ઉપસભાપતિ એ આપણા વડાપ્રધાન એ વખતના એટલે કે જવાહરલાલ નેહરુ ને કામચલાઓ પરિષદના ઉપસભાપતિ સાથે સાથે વડાપ્રધાન વિદેશ મંત્રી આવા કેટલાક પદ એમને સોપાયા સાથે સાથે એ વખતે વલ્લભભાઈ પટેલ એ આપણું ગ્રુપ અને સૂચના પ્રસારણ ખાતું સંભાળતા હતા નાણામંત્રી એ વખતે કામ ચાલુ સરકારમાં કોણ હતા? તો લાકત અલી ખાન આપણા જે પાછળથી રાષ્ટ્રપતિ બન્યા એ રાજેન્દ્ર પ્રસાદ પણ કામ ચલાઉ સરકારના સભ્ય હતા તેમના પાસે કયું ખાતું હતું કે ખાદ્ય અને કૃષિ શિક્ષા ખાતું કોની પાસે હતું એમના પાસે ખાણ ખનીજ ઉર્જા ખાતા કોની પાસે હતા કેટલાક ખાતાઓ આપણે ધ્યાનમાં રાખવાના કે જે કામ ચલાવું સરકાર દરમિયાન આપવામાં આવ્યા હતા જવાલાલ નેહરૂ વડાપ્રધાન વિદેશ મંત્રી સાથે સાથે કામચલાઉ પરિષદના ઉપસભાપતિ વલ્લભભાઈ પટેલ ગૃહ ખાતું અલી ખાન નાણા રાજેન્દ્ર પ્રસાદ આધ્યની કૃષિરાજગોપાલ આચાર્ય શિક્ષા ડોક્ટર હોમી ભાભા ઉર્જા રેલ્વે ભારતના લોર્ડ માઉન્ટ પેટન દ્વારા જૂન ના દ્વારા ના રોજ ભારત પાકિસ્તાનના વિભાજન માટેની એક યોજના રજુ થઈ જેને માઉન્ટ બેટની યોજના અથવા તો બીજું નામ એનું આ પણ છે ત્રણ જૂન અથવા તો ત્રણ જૂન ની યોજના

હાં આર્યન malls માંથી આર્યન malls નો manager અમિત વાત કરી રહ્યો છું. આપ કોણ બોલો છો?

okay madam. તમે પંધરા જાનેવારી લીધેલ છે? shopping?

અને grey color તમે પસંદ કરેલો છે.

એ બી તમે લીધેલું છે. અને આ બન્ને નો payment તમે debit card નું કરેલું છે. bank of india ના. હા તો madam તમારી delivery તો પહુંચી ગયી છે ને. બરોબર. madam તમે જયારે જોયો થો ત્યારે કઈ problem હતો?

samsung માં ઓફર હતી સંકરા~ મકર સંક્રાંતિની. કે ભઈ પચીસ ટકા એમાં હતું, અને આમાં તમને મળેલ સુ તીસ ટકા discount center table માં

એવુ madam ક્યારે અમારા malls માં લગભગ બન્યો નથી. કે તમે અલગ બતાવીને પછેં અલગ વાત હા પણ કસો વાંધો નઈ, હું પોતે તો madam આઈથી ના આવી શકું. હું મારા માણસ ને મોકલીશ. બરોબર? તે તમારો table replace કરાવી દે છે, અને બીજો problem સુ કીધો મને

mdam એ તો એવું અમારે તો અય્યા મોટો મોલ છે. એમાં થી તો એવું ના બને. બટ રસ્તા માં કદાચ કયું હોય તો કેતો નથી. ઓર તમે કેવો તો તમારી વાત એકરી માની લેવું છું. ને એ તો warranty period માં છે. લેમાં તો કઈ problem જ નથી. કે કઈ ઠગસો થસે. બરોબર? એ વાયર નો જે છે વાયર તો તમને ચેન્જ કરાવી દઉં છું fridge નો. પણ બટ ક્યારે અમારો electrician madam જે ચાર છે, બરોબર એક corona positive આવેલા છે. હવે તેને એક મહિના માટે રજા આપેલી છે. અબે તમને એક મહિના માટે ના આવતા, તમને salary ઘરે બેઠા પોહચી જાસે. તો એટલા માટે તમારે યાં કોઈ અત્યારે માણસ આયેવું નથી. બટ હું try કરું છું કે કોઈ વેલી તકે તમારે યાં એક બે દિવસ માં કોઈ બીજા માણસ ને મોકલીને, તમને~ fridge નું કરાવી દેઉ છું. અને તમે જે table નું કીધું છે, મારો supervisor જે છે મારા તે આવીને જોઈ જાસે, અને એવું લાગસે તો એ તમને રિપ્લેસ બી કરાવી દે છે. બરોબર કસો વાંધો નઈ. એવું ભી બની શકે છે madam કે તમે જે કેવો છો, કે scratches ને એવું તો અમારે મોકલીએ છે ત્યારે તો અમે અહીંથી ચેક કરીનેજ મોકલીએ છીએ કે ભઈ customer ને વસ્તુ સરખી મળી રહે. બરોબર? છતાં ભી આપ કહો છો તો હું તમને બન્ને replace કરાવી દઉં છું. બરોબર? એક વાયર ભી replace થઇ જશે તમારો. અને તમે જે મને કહ્યું એ table માં મારો માણસ કેસે એટલે હું તમને table ભી replace કરાવી દઇસ. ખાલી મેં તમને જે bills આયપ્યા છે તે bills સાચવીને રાખજો. બરોબર? એ bills ના જે number છે, એ મારો માણસ આવીને લખી લેશે. હા મેડમ કસો વાંધો નઈ fitting તો હું તમને કાલેજ કરાવડાવી દઈશ અને મેડમ બીજી કઈ તમને કઈ quetion કે ભઈ? અથવા બીજી કઈ કે, કેમ કે offer તો હાજી અમારે ચાલુ જ છે. જો તમારે બીજી કઈ વસ્તુ ખરીદવી હોય તો. madam તમે જે વાત કરો છો એ બદલ હું આપની માફી ચાહું છું બટ electronic item નું તો કેવું છે કે ભઈ એ ક્યારે બગડશે એ હું ને તમે કહી નથી સકતા. બરોબર? તમે મને કીધું કે ભાઈ આ રીતનો problem છે તો મેં તમને કીધું તું કે બટ ભાઈ તમને ખબર છે ઉનાળો હોય તો બહારની ગરમી વધી જાય છે ત્યારે voltage વધારે ઓછા થાય છે તો બની શકે કે electronic item બંધ થઇ ગયી હોય. પણ મેં મારા માણસ ને કીધું હતું પણ માણસ એક વ્યક્તિ કેટલી જગ્યાએ પોહચી શકે તો આવામાં કદાચ એકાદ દિવસ નું late થઇ જાય છે. but એ પોહચી જાય છે ખરો. હા madam તમારી complaint અમારા ધ્યાન માં જ હોય અમે અમને જાણ બી કરેલી હોય પણ એ લોકો શું કરે છે ક્યારેક એવું બને છે કે આ લોકો ને વધારે load નું કામ ન હોય ને તો આ લોકો રાજા રાખી દે છે અચાનક જ. કે આજ મને પેટ માં દુખવા મન્ડ્યુ છે. આજે મને આમ થયું છે. આજે મારી મમ્મી બીમાર છે તેને દવાખાને લઇ જવું છું. મારી પત્ની નું આમ છે તો madam અમારી તો જે આખી ગણતરી હોય કે ચાલો ભાઈ આજે આમ નું કામ પતિ ગયું. કાલે આમ નું કામ લેવાનું છે. તો એ દિવસ એ રજા ઉપર જતો રે તો અમારે madam એ વખતે અમને કઈ ઉભાઉભ તો માણસ મળે નઈ. તો આવા issue ઘણા બધા આવે છે. કે ભઈ અમારા માણસ નથી મળતા. madam તમે મને જે phone કર્યો તમે call કર્યો, બરોબર? મેં તમારો call ઉઠાવ્યો, હું એસ અ manager હું તમને confirmation આપું છું તમને એક જ દિવસ માં કાલે રાત સુધી માં

હું એને address આપી દેઈસ, એ તમારા ઘરે થઈન પછી ઘરે જાશે જોયીને. એ મને whatsapp કરી દેશે ત્યાંથી કે આ problem છે કેબલ માં, હું કાલે સવારે તમને delivery કરવાડી દેઉ. બરાબર? અને તમે જો table તમે જોયું હોય અને malls માં અને તમે photo પડવું હોય તો photo તમે મારા supervisor ના whatsapp ઉપર કર દીજો તો એ જોઈ લેશે કે આ table એ જ છે

હું તમને સુ કહું છું કે color માં ફેર તમે કહો છો color ફેર ના હોય lightings ના હિસબુ તમને લાગે અમારે અય્યા lighting કરેલું હોય તો તમને એ વખતે અલગ દેખાણું હોય ત્યાં તમે તમે અલગ બાકી તમે safe જોઈ શકો છો કે હવે વો તમને cover મોકલાવી દેઉ ને

હા તો ચલો કસો વાંધો નઈ. તમે એક કામ કરજો. મારી shop પર આવી જાજો. અને તમે મને જ table કેસો એ ટેબલે હું તમને તમારી સાથે parcel કરી દઈશ બરોબર અને એ ટેબલે ની delivery હું મારે ત્યાં પછી લઇ લઈશ.

તમને મળ્યું ત્યારે madam હતું કઈ છૂટું? પણ madam તમને જયારે વસ્તુ મળી ત્યારે તમને ક્યાંથી ખુલી દેખાણી હતી. તમને fridge બી મળ્યું ત્યારે proper parking માં હતું? madam એમાં બને કે અમારે showroom છે બરાબર અહીંયા બધી product કેવી હોય કે એક એક અમે બધી જ રાખી હોય કોઈ પણ company હોય કોઈ પણ model હોય ને એનું અમારી પાસે ગોડાઉનતો જુદું હોય ગોડાઉનમાં એવું બને કે કદાચ ઉંદરે wire કાપી નાયખા હોય અથવા તો લો ઉંદર ઘુસી ગયા હોય તો થઇ શક્યું હોય એ ઇસુ તો simple છે એ તો હું તમને solve કરાવી દઈશ. અને એનો madam કોઈ તમારો look નથી બદલી જવાનો કે બરાબર કે ચાલો fridge નો હાંધો આવી જાવાનો હોય કે હું તમને વાયર હાંધી દઈશ બાકી અમારે કરવું હોય તો એ પણ થાય પણ નઈ હું તમને એના બદલા માં new wire એ જ કંપની નો એ જ original wire હું તમને નાખી આપીશ પછી તમને કોઈ problem હોય તો કયો.

હા madam fridge માં હું તમને હાજી કહું છું કે કલ સાંજ સુધી માં માણસ આવી જશે. બરાબર અને મારા supervisor આજે આવશે બરાબર table જોઈ લેશે ને photo પડી ને મને મોકલી દેશે તમારી જ સામે

અને ચેર ના બે કવર પણ આપી દે અને સાથે થોડું ઠંડુ પણ પાઇ દે એટલે તમે થોડા શાંત થઇ જાવ

okay બસ જો કઈ નઈ, બેઠી. તું શું કરે? અરે, પ્રવાસ તો ભુલાતો હોય કંઈ! પ્રવાસ ની મોજ એટલે બાકી! બહું યાદ આવે. હાં એજ ને. પહેલા તો આપડી બસ એક તો કેટલી મોડી આયવી તી. તો એમાં પાછી આપણને જગ્યા એ બેસવાની મયળી ની, હાવ છેલ્લે જઈને આપડે બેસવું પયડું તું. ઈજ ને. છેલ્લે બેઠા અને એમાં હું કેવાય, ખદડાતી-ખદડાતી બસ જાય એટલે ઊંચા નીચા થાઈએ આખા આપડે. ઈજ ને. મજા આઇવીતી પણ, એમ એમાં પાછો disco કયરો તો આપડે એ બસમાં. હાં, નખરા એ કેવા કરતા તા પાછા? બહું મજા આયવી તી. ઈજ ને. માજા આયવી તી એમ તો disco કયરો તો, પછી એમાંય તે, petrol pump પાસે બસ હું કેવાય petrol પૂરું થઇ ગયું તું. તો પછી ન્યાં ઉભી રહી બસ. ઈજ ને ઓલો, મિતુલ ને બધા કેવા બહું ગાંડા કાઢ઼તા તા કાં? તર, એના દોસ્તારું બધાય હાવ ગાંડા જેવા હતા. હાં, ડાકલા ધૂણે એમાં પાછા ને એક બીજાના ખોટા ખોટા લગન કરાવે, કેવા ગાંડા કાઢતાં તા હાવ

ઈજ ને પાછા હું કેવાય, મેશથી પાછા કાળા-કાળા કયરા તા ખબર sir એ આપણને?

ઈજ ને, આપડા બેયનું જ વધારે બાગયડું તું, ઓલી ખુશ્બુ નું કાંઈ એટલું બધું ન બાગાયડું. ઈજ ને. કાળા-કાળા ફોટા પાડે ને પાછા video ઉતારે ને, કેવા ગાંડા કાઢે હાવ. પછી, ઓલા મંદિરે ગ્યાતા આપણે સ્વામિનારાયણ ના મંદિરે, ન્યાયે કેવું મોટ્ટું મંદિર હતું કાં? ઈ મંદરની તો કઈંક આમ વિશેષતા જ અલગ હતી. હેને? મસ્ત મંદિર હતું. પણ બાકી બહુ મોટ્ટું મંદિર હતું. હેને? મંદિર એવું મોટ્ટું હતું ને, ઈ મંદિર નું આમ હું કેય રહસ્ય જ કઈંક અલગ હતું મંદિરનું તો. હાં, માંડવી બીચે દરિયા કિનારે તો બહું મજા આવે યાર. હાં, એમાં પાછો આપડે sunset point જોયો તો માંડવી બીચે. હાં, પછી આપડે બધા ખબર છે, ઊંટ ઉપર બેઠા હતા. હાં, ઊંટ પર બેઠા પછી ઓલા ગોળ-ગોળ ઓલી tube માં બેઠા હતા tube પાછી દરિયા વચ્ચે જાય, કેવી મજા આવે. ઈજ ને, મારું purse હો તન ન્યાં tube માં તો પલળી ગયું તું. યાર ઈ પાણી દરિયાનું, અયડું ને નીચે થી purse હોય મારું તો પલળી ગયું ન્યાં. હાં, પણ મજા આયવી તી બહું માંડવી બીચે આમ દરિયા કિનારે મજા આવે. ફોટા મસ્ત આવે હો આમ. હાં, પાછા ઓલા, સવાણી sir મારો slow-motion નો video કેવો મસ્ત ઉતાયરો તો, ઈ મસ્ત હતો હો. હાં, sir લોકો બધા કેવા આપણને એકલા મૂકીને વાયા ગ્યા તા ખબર છે માંડવી બીચે? હાં, બે sir ખાલી આપડી હારે રહ્યાં તા, બાકી તો હું કેવાય, બધા એની રીતે વયા ગ્યા તા. હાં, બીજા બધાએ તો પોત પોતાની રીતે બહું જલસા કયરા છે. આપડે જો ને નારિયળ પાણી પિધું તું એમાં કેવી મજા આયવી તી. હાં, ઈજ ને. નારિયળ પાણીમાં જ ભૂકકા બોલી ગ્યા તા પૈસાના તો. ઈજ ને. પછી આપડે ન્યાં થી ક્યાં? અંજાર ગ્યા તા, અંજાર! અંજાર હો તન બહું મજા આયવી તી. હાં, અંજાર માં પાછું market હોય કેવું મસ્ત છે ઓલું, ચાકુ ને તલવાર ને ઈ બધું એનું હોય. ઈ બહું famous છે હ ન્યાં ના ચાકુ બહું famous છે અંજાર ના. હાં, તારા ભાઈએ ન્યા નું ચાકુ લીધું તું ખબર છે, અંજાર નું? keychain લીધું તું ને એવું. ઈજ ને તલવાર ને કટાર ને એવું બધું ઘણા sir લોકોએ કટાર લીધી તી. જી, શું સહાયતા કરી શકું છું મેડમ આપની?

જાણકારી આપતા પહેલા આપનું શુભનામ જાણી શકું?

જી નામ બતાવવા બદલ ધન્યવાદ. મેડમ આપનો જિલ્લા અને તાલુકા જાણી શકું?

મેડમ આપને જે નવું Conection Purchase કર્યું છે હાલમાં, એનું FirstFRCRecharge છે એકસો આઠનું. એકસો આઠમા આપણે મળી શકે છે benefit અઠયાવીસ દિવસ માટે, અને જે benefit છે, Unlimited Calling જે Local STD any network છે. OneGBData per day અને પાંનસો SMS રહશે અઠયાવીસ દિવસ.

બસ્સો ઓગણપચાસમાં આપને મળે છે પિસ્તાળીસ દિવસ માટે Validity unlimited calling છે જે Local STD any network બે GB data per dayAfter speed તેમાં આપને એશી KBPS રહશે અને સો SMS per day રહશે

જી મેડમ જણાવી દઉં આપને. આપની જાણકારી ચેક કરવા માટે શું આપણે બે મિનિટ Hold જી, Hold પર રહવા બદલ ધન્યવાદ મેડમ. જી, આપને છ મહિના માટે Plan ની જાણકારી Check કરવી છે? Calling plus internet? જી. મેડમ છ મહિના માટે આપને એક Plan છે, નવસો સત્તાણું રૂપિયાનો. નવસો સત્તાણું માં આપને મળે છે Validity છ મહિનાની, એકસો એશી દિવસ માટે. જેમાં આપને Unlimited voice calling છે, Local STD Any network national roaming પણ Including છે, Mumbai and delhi. એમાં આપને ત્રણ GB Data per day after any આપને એશી સો SMS પર Day છે. Plus એમાં બે મહિના માટે આપણે PRBD છે જે કંપનીની Call મુંબઈ અને દિલ્હી? મુંબઈ અને દિલ્હીમાં મેડમ એવું છે કે ત્યાં આગળ જે Network છે ને એ MTNL ચાલે છે. તો ત્યાં આગળ તમારે Network માં આપને MTNL જી. અને ત્યાં Roming data on રાખવો પડશે. જી. જેમાં આપને અલગથી કોઈ Recharge નથી કરાવવું પડતું તેમાં કોઈ અલગથી આપણે Charge નથી લાગતો. જી. Unlimited રેહશે એટલે એને નું અમ તેમાં આપને મુંબઈ અને દિલ્હી Including કહેવામાં

ઓકે, એટલે Validity વધારે જોઈએ છે? એ પ્રમાણે? જી મેડમ ચેક કરી લઉં છું. Minimum કેટલા મેડમ ત્રણ મહિના, છ મહિના. મેડમ છ મહિના માટે જે મે Plan બતાવ્યો આપને Nine અમ નવસો સત્તાણું રૂપિયાનો, એ છ મહિના માટે છે. એમાં આપને Validity plus calling અને Internet બંને છે. જી, અને જ્યારે ત્રણ મહિના માટે છે તો એકસો સત્તાણુનો Plan છે. જી એમાં આપને, એક મીનીટ મેડમ Line પર જી, One nine એકસો સત્તાણુનો Plan છે જેમાં આપને સો દિવસની Validity મળે છે, Unlimited Calling છે, Local STD any network mumbai and delhi including બે GB data per day છે. After speed any આપને એશિ KBPS રહેશે સો SMS per day છે અઢાર દિવસ

જી મેડમ, આપને જ્યારે બે GB data સમાપ્ત થઈ જાય અઢાર દિવસમાં ત્યારે આપના Internet માટે Recharge કરી શકો છોઅલગથી Special plan હોય છે જેમાં આપણે Data plan Data plan માં આપને Ninty eight નો Plan છે. એટલે અઠ્ઠાણું નો. જેમાં બાવીસ દિવસ માટે બે GB data per day મળશે હમ એક દિવસ માટે મેડમ? હાં જી, તમે એક દિવસ માટે ભી Recharge કરાવી શકો છો. જેમાં આપણે સો રૂપિયા નું Recharge છે. બે GB data છે જી મેડમ, Check કરી લઉ છું. આપણે કૃપીયા બે મિનિટ માટે Hold પર રાખી શકું છું મેમ? જી, Line પર હોલ, LineHold પર બની રહેવા બદલ ધન્યવાદ મેડમ. જી, Seven hundred nine એટલે સાતસો સત્તાણુ નો Plan છે મેડમ. એક, જી. જી મેડમ, સાતસો સત્તાણુ માં પ્લાન માં છે આપને ત્રણ સો પંચાણું દિવસ માટે Validity રહેશે જે Incoming રહેશે આપની. અને Unlimited calling જે Local STDAny network છે. Netional roaming including છે. મુંબઈ અને દિલ્લી. અને એમાં આપણે બે GB data per day after speed માં એંશી GBPS સો SMS per day રહેશે સાહીઠ દિવસ માટે. જી, અને જે Validity છે તે ત્રણસો પંચાણું દિવસ માટે રહેશે. Outgoing આપના સાહીઠ દિવસ માટે. ખાલી Validity છે મેડમ But એમાં જે benefit મળી રહ્યું છે તે આપ Use કરો કે ના કરો એ આપના પર Depend છે. ધારો કે અમારી પાસે છે એક સો સાત નો Plan છે. જે Validity માટે જ છે. જેમાં આપને Validity મળે છે. ત્રીસ દિવસ સોરી પચાસ દિવસ માટે. પચાસ દિવસ માટે એમાં Validity છે આપની અને બસો મિનિટ Calling છે ત્રણ GB data છે પચાસ દિવસ માટે. જી, એમાં Incoming આપને પચાસ દિવસ માટે રહેશે અને જે Calling છે Data છે આપને Use કરવો હોય તો કરી શકો છો. ના કરવો હોય તે આપના પર છે.